દરવાજા પર પણ પોસ્ટરો લગાડવામાં આવ્યા છે ડાબી બાજુ એક મીટર બોર્ડ છે.

પ્લેટફોર્મ પર મુસાફરોને બેસવા માટે બાકડાઓ મુકેલા છે.

મુખ્ય દરવાજા પાસે બે જોડી પગ રખા છે આ પગ રખા ની બાજુમાં એક પ્લાસ્ટિક નો મોટો ટુકડો છે.

ઈમારતની દિવાલ પર લાલ રંગના અક્ષરથી ચુનીલાલ શાહ અને સન્સ લખેલું છે.

માર્કેટ ના અંદર સ્ટેન્ડ ઉપર બધો સામાન વ્યવસ્થિત ગોઠવવામાં આવ્યો છે.

આસપાસ સફાઈ તથા વ્યવસ્થિત લાઇટિંગ છે.

આ ચિત્ર રાત્રિના સમયે એક ઢાબાનું છે.

વાહનોની બાજુમાં મકાનમાં જવા માટે પગથિયાં છે.

આ ચિત્રમાં લીલા લાલ સફેદ વાદળી જેવા ભિન્ન ભિન્ન રંગના ડ્રેસો છે.

અહીં એક ઘર જેવું મકાન છે જેના પર લખ્યું છે જમશેદજી સોડાવોટર વાલા ધર્મશાળા.

પાછળની દિવાલ પર હોટલ નું લોગો અને કેટલાક દિશાદર્શકતા બોર્ડ છે.

જમણી બાજુ એક બોર્ડ લગાડવામાં આવ્યું છે.

દુકાનના દ્વાર પાસે સિદ્ધિવિનાયક ડ્રેસીસ અને પતંજલિના પોસ્ટરો લગાવામાં આવ્યા છે.

જમણી બાજુએ થોડા વ્યક્તિઓ પણ દેખાય છે.

સામેની દીવાલ પર એક કાળું નોટિસ બોર્ડ છે નીચે નાની પાટલીઓ મૂકવામાં આવેલ છે.

બાળકો પાટલી પર પુસ્તકો મૂકી લખી રહ્યા છે.

એની પાછળ નાના મોટા વિવિધ રેફ્રિજરેટર મૂકવામાં આવ્યા છે.

આ શેલ્ફ પર પર્સનલ કેર ના પ્રોડક્ટસ ગોઠવવામાં આવ્યા છે.

આ ચિત્ર એક તળાવનું છે તળાવની આજુબાજુ ઘણા નાના છોડ તથા વૃક્ષો છે.

દ્વાર પર સુંદર પીળા ફૂલો અને લીલા પાંદડા નો બનેલો એક હાર લગાડવામાં આવ્યો છે.

અહીં એક ચાર વ્હીલર વાહન કાર પણ છે તેની બાજુમાં એક વ્યક્તિ છે.

અહીંયા જરૂરી સાધનો ઓજારો અને ઓઇલના ડબ્બા વગેરે દેખાય છે.